તો boys ને gift આપવું હોય તો શું આપી શકો મારે તમારે જો boys ને gift આપવું હોય તો એમાં કાય વધારે Varieties આવતી છે નય most topali તો Belt હોય પછી કપડાં માં તો અને જો એમની પસંદ હોય તો વધારે તમે perfume ને એ બધું આપી શકો perfume છે પછી Wallet છે અને પછી આ Stump આવે ચશ્માં છે બરોબર તમે આ બધું તમે gift આપી શકો છો કય રીત ના આવી શકે એને તો શું શું બસ એટલું જ આવે અમારા માં બીજી કે Variety આવતી નથી એટલે બધી Girls માં તો કે ખૂટે જ નય હા Girls એવું બધું હોય એને એ બધા Problem થતાં હોય boys માં તો એવું કે હોય ને એને આપો કે ના આપો કે ફરક નો પડે તમે એની પસંદ થી આખા રયો એટલા માં એનું આવી જાય ઘણા boys માં ફરક પડે ને હા એ તો પેલા પછી તો કાય નક્કી નો હોય પણ સ્વભાવ પર હોય બધા ના અલગ અલગ સ્વભાવ હોય એટલે સ્વભાવ ઉપર ની વાત છે અને પછી લાગણી પ્રેમ ની હોય

અને બધા કામ કરવા પડે તો એની સામે બધા આવે ને બધા એનું કામ કરે હમ હા સારું લગન માં તો અમારે એવું જ હોય છે કે friend ના લગન હોય એટલે મસ્ટ ખર્ચા કરવાના હોય અને એકેય કામ માં ધગસ રાખવાની નય અને કાય પૂછવા લાયક હોય નય કેવાનું હોય ને બાકી બધું હમ અમારે પણ આવી રીતે હોય છે જેમાં જાયી તો પછી બધા આપડા Marriage માં નો આવે આવી રીતે થાય પછી હા એ તો friend હોય એટલે આપણે વેવાર થતો હોય એ આયા આવે ને આપડે ત્યાં જઇયે ને જઇયે અને જલસા કરીયે boys માં કાય એવું નો હોય પણ grils માં વધારે Problem આવે boys માં તો એટલી બધી Problem પણ ન હોય કે ભાઈ કેમ નો આવો ને આમ ને એવું કે હોય જ નય ખાલી એક Reason આપી દેય ને આનું આમ એટલે એ સમજી જાય કે વાંધોનય ભાઈ ને Problem છે એટલે નથી આવો એને એ Work માં એ ના ચાલે હ એતો મને ખ્યાલ છે આ બધી તો હવે તમે જે વાત હમ બરોબર છે બસ આટલું પૂછવાનું હતું બીજું કે કામ હતું નય હમ સારું તો હજુ કાલે merej છે બધી તૈયારી પણ બાકી છે એ બધી તૈયારી પણ કરી નાખીયે હમ

Welcome bye આપણે બહુ ખોટું ખોટું બોલતા હતા. આકૃતિ ને બદલે આકૃતિ આકૃતિ છે. જવા દો તો હું એક દાખલો લખું.

જોકે ઝાડના ઝુંડન ઝાજ જાડી જોકે ઝાડ એટલે ઝાડ ઝુંડ એટલે ઘણા બધા જાડો. અને ખૂબ જાડી નમી જઈ. કડામાં તું થોડું ઘણું જાણો છો. ને ઘણું બધું જાણો છો એમ પણ કહી શકશો. કે આ જજ ર ર ર એમ તો આ ઘણી બધી વાર આયા એટલે આ વર્ણાનુપ્રાસ છે. આપણે હજુ કંઈ એના પ્રકાર ભણતા નથી. પણ હું તો તમને શબ્દ અલંકાર અને અર્થાલંકાર વચ્ચે કયો ફેર છે. એ કહું હવે જો આ શબ્દ ફેરવી નાખ્યો. અર્થે એનો એ રાખ્સું. જુકી એટલે નામી સાચુંને જુકી એટલે નામી.

વર્ણાનુપ્રાસ રહ્ય વર્ણ શબ્દ જે આમાં જીવે છે. શું થઈ ગયો ભાગી ગયો અર્થ એનો એ જ છે. આનો જ અર્થ આ છે. અર્થ એકનો એકનો હોવા છતાં શબ્દ ફેરવવાથી જે અલંકાર ભાગી જાય શું થઈ જાય. નષ્ટ થઈ જાય. એને શબ્દ અલંકાર કહેવાય. અને એવા શબ્દો અલંકારો ત્રણ ચાર પ્રકારના છે. એક છે વર્ણ સગા એને વર્ણાનુપ્રાસ પણ કહે છે. એને વૃદ્ધ નૃત્યાનુપ્રાસ પણ કહે. છે બધા નામ જાણીને શું કરવું છે. બીજો છે શબ્દાનુપ્રાસ ત્રીજો છે. વર્ણશાકીન અને ચોથો છે. એ કોઈ માનતું નથી. હું જે કહું એ સાચું સ્લેશ અલંકાર પણ શબ્દ અલંકાર છે. એવી રીતે એ હું તમને કહીશ સમજાવીશ. તો

અને પાંચમો સ્લેશ વર્ણ સગાઈ તો આપણે જોઈ લીધી જજ જ જ આવ્યું. એટલે એકનો એક એકનો એક અક્ષર વાર મરાવતો હોય ને કારણે આપણે કહી દીધું. કે આ વર્ણાનુપ્રાસ છે. વર્ણનો અનુપ્રાસ છે. વ્યક્તિનો અનુપ્રાસ છે. એટલે કે વૃત્યાનુપ્રાશ છે. તો બીજો દાખલો હું તમને આપું ઈચ્છાની ને પાણી પી છે. ભર photo પંદ તાનો ભરી લેજે ઢીંગા તારા ધબ લઇ ધૂળ થશે. તો આ બધા પણ ધ ધ ધ ધ પ પ પ આવે છે. મજા પડે આમાં મજા પડે આ અલંકારોમાં મજા પડે એનું એક નામ છે. શબ્દ અલંકાર પહેલો ભાઈ શું નામ શબ્દ અલંકાર આ શબ્દ અનુપ્રસ્થ ભણશું ને

આનું નામ ધડ પણ છે. મનસુખલાલ ઝવેરીયા આવું કીધું છે. શબ્દકોશમાં તો ધડ ધમક અને એવા શબ્દો અનુપ્રાસ એમ કહી દે. પણ એમને કહ્યું છે. કે આ ધડ અને આ ધમક ભાષામાં ધડ ધમક હોય છે. એટલે કે શબ્દાનુપ્રાસ હોય અને વર્ણ અનુપ્રાસ હોય આવું બધું હોય. એટલે બોલવાની મજા પડે. એમ માનશું માણસો એમ કહે છે. તો વાયરા અરે આ તો સાવ સહેલું વાયરા વન વગડામાં વાતા તા વાવા વંટોડિયા એટલે આ વર્ણનુપ્રાસ છે. તો જવા દો. શબ્દનુપ્રસ્થ આપણે જોઈએ શબ્દ અનુપ્રાસ માં એવું છે. કે એના પેટમાં વર્ણના અનુપ્રાસ હોય છે. બે શબ્દો બે કે બે થી વધારે એક સરખા શબ્દો જ્યારે આવે ત્યારે શબ્દનુપ્રાસ અલંકાર થાય.

હળવે હળવે હળવે અરજી મારી મંદિર આવ્યા. તો હળવે શબ્દ ત્રણ વાર આવ્યું એ શબ્દાનુપ્રાસ બને નહીં. આ જે ત્રણેયનો અર્થ એક જ છે. અર્થ પછી જુદો થવો જોઈએ. તો જ એ શબ્દ અનુપ્રાસ અલંકાર થાય આવા આ વર્ણ અનુપ્રાસ અલંકાર અને શબ્દ અલંકાર વચ્ચેનો જે ફેર છે. ને એ આપણે બરાબર જોઈ લેવો જોઈએ. જેમ કે હું દાખલો આપું તમને મીરા લંબો લંબો દર્શન ની તરણામી શર્મા નિરાલંબો લંબુ દર્શનની અમિયામી શરણમ મમ આમ કરવું પડશે. સંબોધનની અંદર રસ્વઉ થઈ જશે નિરાલંબો એટલે આલંબન વગરનો છે. તો અહીંયા જે શબ્દો છે. એ આલમ બોના અર્થમાં છે. શબ્દ આલંબના અર્થમાં શબ્દ છે.

મારે મંદિર આવોને એની શબ્દ અનુપ્રાસ ના કહેવાય બીજી વાત કરું અહીંયા ર છે અહીંયા ર છે. તમે કો કે આ વર્ણ તો સરખા સરખા છે. તો આ વર્ણ અનુ ક્લાસ કેમ નથી કહેતા. એટલે નથી કહેતા. કે વણો સરખા સરખા છે. આમાં વર્ણના અનુપ્રાસ અલંકાર છે. પણ શબ્દો સરખા સરખો આવ્યો હોય ને એટલે આપણે શબ્દને મહત્વ આપી દીધું એટલે કે પ્રત્યેક શબ્દ અનુપ્રાસ અલંકારના પેટમાં વર્ણ અનુપ્રાસ છે. શબ્દ શબ્દનુપ્રાસના પેટમાં વર્ણ મુજબ છે. તો એમાં આપણને કંઈ ના નથી. પણ અર્થ જુદો જુદો હોવો જોઈએ જો પછી જવાની તો જવાની છે. તો પહેલો આ જવાની શબ્દ મેં લખ્યો ને એનો અર્થ છે. જવાની અને જવાની છે. એટલે ચાલી જવાની છે. તો એનો અર્થ જુદો છે. ને તો એ શબ્દાનુપ્રાસ બને જો બે નો અર્થ જુદો જુદો ના હોય તો શબ્દાનુપ્રાસ ન બને. બે જ શબ્દો હોવા જોઈએ. એવું નહીં ઘણા બધા શબ્દો હોઈ શકે. જેમ કે ઘેરીધર બીજ દર ધરણીધર એમ એક સદા સુદામા નું ભજન છે. ઘેરી દર બ્રિજદાર મોરલીયા ધરા જો આધારનો ધર્મનો અર્થ પહેલામાં ઘરનો શબ્દ થાય છે. ધારણ કરો ગીરીધરમાં થાય ગીરી ધારણ કરનાર બ્રિજદર નો અર્થ થાય. બ્રિજને ધારણ કરનાર બધાના અર્થ જુદા જુદા છે. ને ગિરિધર બ્રિજદર મુરલીધર ધરાધારા ધરણીધર માથે પીતાંબર જો ધરણીધર જો શબ્દ આવ્યો.

અર્થ જુદો હોવો જોઈએ. તો જ એ શબ્દ અનુપ્રાસ અલંકાર બને શંકરાચાર્યનું એક સૂત્ર છે. શપાકો જલ્પા કો ભરત કો અધી રાખો સપાટ જલ્પા બધું પાક બધાના અર્થ જુદા જુદા છે. તો એ શબ્દ અનુપ્રાસ છે. બીજો અર્થ બીજો પહેલો લઈએ. આપણે અંત્ય અનુપ્રાસ છેલ્લે સરખું હોય. અંત્ય અનુપ્રાસ અંત્ય અનુપ્રાસ અનુપ્રાસ વર્ણો સરખા હોવાથી છેલ્લે વર્ણો સરખા હોય. ને ત્યારે એને અંત્યા અનુપ્રાસ કહેવાય. જેમ ક મારું થોડું બોલે અને જાજુ કહે તો સૈયર એ તો ઝીણું જોવે અને જાજુ જોતો જોતો કહેતો એવું બધું આવ્યું. ને છેલ્લે સરખું સરખું આવ્યું એટલે એ વર્ણાનુપ્રાસ એટલે એ અંતે અનુપ્રાસ કહેવાય.

લાઈન કરી નાખી. અને પછી એમાંથી યોગ્ય યોગ્ય આમ કઈ વર્ણાનુપ્રાસ ના લખાય. પણ ટૂંકમાં મારે જોવું તું શું અને કાઠિયાર છે. ને એ પણ અંત્યાનુપ્રાસ જ છે. તો દાખલો આપું તમને રાંધણીએ ભાઈ મારા એટલે કે રસોડામાં પગ છે. મારા રાંધણીએ પાઈ મારા પણ ઉંબરીએ આખરી વળી આ કુંભારમાં છે. એ રાહ જુએ છે. કે ખખડી કે નહીં. મારા વાલા ની ચાકડી જો આખરી અને ચાકડી સંભળાતું હશે. એ શબ્દ અલંકાર શું કામ છે. એ પણ તમે જોઈલો. આ શબ્દ અનુપ્રાસ અંત્ય અનુપ્રાસ પણ શબ્દ અલંકાર જ છે. શું નામ કે ફેરવી નાખો તો એના અર્થ ખબર પડે શબ્દો ફેરવી નાખો. રાંધણીએ પાઇ મારા ઉમળીએ આખરી ઉંબરીએ નેના એમ કરી નાખો. ખકડી ગઈ મારા વાલા ની ચાકડી એનો મતલબ ચંપલ કરી નાખો. ચંપલ ત્રાસ મળતો નથી. ભાવ એકનો એક છે. અર્થ એકનો એક છે. છતાં અલંકાર ગુમ થઈ ગયો. કારણ કે એ શબ્દ અલંકાર છે. આ શબ્દાનુપ્રાસ માં પણ શબ્દ અનુપ્રાસ પ્રકાર છે. એક સરસ મજાનું ગીત છે. રામ તમને ગોતુ ગોતુ જાડો રે જાડો રામ તમને ગોતુ ગોતુ જડો રે જડો રોમ રોમ તરસી લાવી. અડોરે અડો તો આ જડો રે જડો અડો રે અડો એનો પ્રાસ મળે છે. પણ તમે એના શબ્દો ફેરવી નાખો. એનો અર્થ એનો એ અર્થ રાખીને એના બદલે અડકો અડકો કરી નાખો. જડો અને બદલે મળો મળો. કરી નાખો. તો ભાવ એ જ રહેશે બધું એ જ રહેશે અર્થ એ જ રહેશે. પણ અલંકાર ચાલુ જશે. અને એટલા માટે અંત્યાનુપ્રાસ અલંકાર પણ શબ્દ અલંકાર નો પ્રકાર છે. કારણ કે શબ્દો ફેરવી નાખીએ અર્થ એકના એક રાખીએ તો પણ શબ્દ ફેરવવાથી ચાલ્યો જાય છે. અને એટલા માટે એ શબ્દ અલંકાર છે. વર્ણ સાંકળી એટલે અંદર અંદર અનુપ્રાસ અંદર અનુપ્રાસ હોય કવિતાની અંદર અંદર એનું એક એનું એક બીજું નામ પણ છે. એનું નામ છે. અંતરપ્રાસ આંતરપ્રાસ એટલે અંદરપ્રાસ જેમકે ચાંદા મામા આવ્યા. લાવ્યા સંઘ સારા તો આવ્યા. અને લાવ્યા. એમાં ને એમાં આવ્યું કે નહીં. તો આ બધા પહેલા વર્ણ સાંકળી કહેવાય. વર્ણની સાંકળી થઈ ગઈ. તો બીજો પ્રશ્ન લઈશ. એ પણ કેટલાક લોકો અર્થ અલંકારમાં ગણે છે. એ શબ્દ અલંકારમાં જ છે. કારણ કે એને જો શબ્દ ફેરવી નાખી એને તો એ ચાલી જાય છે. એ ભાગી જાય છે. એટલે એ પણ સ્લેશ છે. ને શબ્દ અલંકાર નો જ એક પ્રકાર છે હું તમને દાખલો આપું એમાં

જેમકે ભાલણની એક કવિતામાં એમ લખ્યું છે. કે એના શીરો વડે કોઇક હોશિયાર કોઈ સરસ લડવાઈઓ. થતો એના શિરો વડે દુશ્મનની સ્ત્રીઓ મુકતા હાર બની મુકતા હાર બની. તો એનો એક અર્થ થાય મુક્ત અથવા પરિચય plus આહાર

એ છોડી દીધું. જો બે શબ્દો આવ્યા કે નહીં. એક જ શબ્દના બે અર્થ થતા હોય ને ત્યારે એને સ્લેશ અલંકાર કહેવાય. પણ આમાં મુકતા આહાર શબ્દ કાઢીને બીજો કોઈ શબ્દ વાપરીએ. તો એ શ્લેષ નહીં ગણી. એક બીજો દાખલો આપું. દિવાન થી દરબારમાં છે. અંધારું ગોટ પણ દીવાનો ખરાબ બોલતા હતા. અમારું દિવાન સાવ ભંગાર છે. ને એટલે આ અંધારું ગોટ છે. વાત એમ કરતા હતા. ક્યાંક દીવાને આવતો જોયો એટલે એક અર્થ છે. અહીંયા દિવાન થકી વળી ત્યાં જ દીવાને આવતો જોયો એટલે મેં કીધું દીવા નથી.

અને એક શબ્દના બે અર્થ થતા હોય ને તો ત્યારે એને શ્રેષ્ઠ અલંકાર કહેવાય. શબ્દની ઉપર જ આધારિત છે શબ્દ ફેરવી નાખો તો એ ચાલી જાય છે. અને એટલા માટે એ શબ્દાલંકાર છે. હવે આપણે જોઈએ છીએ. અર્થાલંકાર અનેક પ્રકારો છે નંબર છે. સાત અલંકારો આવતા છે. બીજા કોઈ દીક્ષિત વધારે હતા કંઈ બીજા એ તો કેટલા કે હજાર હજાર અલંકાર આપેલા છે આપણે એટલા જ ભણવાના છે. કે જે જેટલા આપણા course માં છે. તોય અઠ્ઠા લંકાની બે રીતે આપણે ભરી શકીએ. એક એમ કે અર્થાલંકાર અર્થાલંકાર પોતે જ ઉપમા અને એ બધા જ અલંકારો છે. ને એ અતિશયોક્તિ અલંકાર છે. આપણે એમ કહીએ કે ચંદ્ર જોઉં છું. હોઈ શકે કે નહીં એનો અર્થ એવો થાય કે બહુ રૂપાળું મોઢું છે. પણ ક્યાં ચંદ્ર અને કયા દમયંતી નું મોઢું એટલે મેળ પડે કે નહીં. કોઈ દિવસ એટલે આર્થન અર્થાલંકારના બે પ્રકારો આપણે એવી રીતે પાડી શકીએ. કે એક અતિશયોક્તિ બધા અતિશયોક્તિ નામનો એક અલંકાર તો છે. જ જેના ચાર પ્રકારો છે. એ તો આપણે જોશું. જ પણ આમ વસ્તુ કહું છે. કે કાં તો પાછળ એક વાત એવી રીતે સરસ રીતે કહ્યું. હોય કે કરવી પડે કાં તો અતિશયોક્ત તમે રૂપક લો. કે ઉપમા લો કે અતિરેક લો કે અનંતભાઈ લો. કોઈ પણ લોક એમાં અતિ સહિતા જ છે વાત તો અતિશયતાની છે. આપણે કોઈકના અમુક વાર બહુ વખાણ કરીએ છીએ તો એ અતિશયોક્તિ જ છે. તો આ બે પ્રકાર હો અડધા અલંકારના છે. પણ આપણે આવી રીતે બે પ્રકારો લેવાના છીએ. કે જ્યાં સાત અલંકારો એવા છે. કે જે શારીરિક્ય મુલસ છે. એટલે કે ઉપમેય ઉપમાનના સંબંધવાળા

આપણે બધા અલંકારોમાં આવી જશે. એ જોવા વાળા ઉપર મોઢું મીઠું નથી. કરતા આપણે કંઈક અલંકાર કેવો? એમ નથી બોલાતું અલંકાર કેવી એમ નથી બોલાતું પણ અલંકાર કેવો પુલ્લિંગ છે. તો પુલ્લિંગના બહુવચનમાં અલંકાર ના આવે. એ આપણે જોઈ ગયા હતા. કે પુરુષો માથે બેડું ઉપાડ નહીં. તો એમાં અલંકાર અનુપ્રાસ ના આવે તો તો સાદ્રી કે મુલસ અલંકારની પહેલા વાત કરીએ. પછી આપણે બીજા અલંકાર ની વાત કરશું. સાદ્રશ્ય મુલસ અલંકારમાં સૌથી પહેલો અલંકાર ઉપમા તો ઉપમા અલંકારમાં એક ઉપની હોય. એક ઉપમાન હોય બીજું સાધારણ ધર્મ હોય.

જૂનો અને જાણીતો આપણે લઈએ. કે દમયંતી નું મુખ કે ચંદ્ર જેવું સુંદર છે. તો જેની વાત કરતા હોઈએ. એ પ્રસ્તુત કહેવાય. એનું બીજું નામ છે. પ્રકૃ અને એનું ત્રીજું નામ છે. મે ઉપમેય જેની સરખામણી કરવાના હોઈએ. એને ઉપમેય કહેવાય. અને એની સરખામણી જેની જોડે કરતા હોય એને ઉપમાન કહેવાય.

અને આ જેવું શું છે. એ ઉપમા વાચક શબ્દ છે. હવે આમાંથી કાઢી નાખવું હોય તો શું કાઢી નખાય. દમયંતી નું મુખ ચંદ્ર જેવું છે સુંદર કાઢી નાખીએ. કારણ કે અમને એમ જ ખબર પડી જાય. કે અહીંયા સુંદરતાની વાત કરે છે. તો સાધારણ ધર્મ ઘણી વખત ન પ્રયોજ્યો હોય એવું બને. પણ ઉપમેય અને ઉપમાન અને ઉપમા વાચક શબ્દ હોય. એટલે ઉપમા અલંકાર બને જ ઉપમા હોય તો ઉપમા વાચક શબ્દ એટલે કે જેવું જોઈએ. એવું નથી. એમ પણ હોય ગરુડ સમાણું પૂજનની એક કવિતા છે. ગરુડ સમાણું વિમાન મારુ સરરર ઉંચે ચઢશે. સરરર ઉંચે ચડશે તો જોવો અહીંયા સમાન શબ્દ ઉપમા વાચક શબ્દ તરીકે આવ્યો. ઉપમાન પણ આવે. સંપૂર્ણ આવે. અને એ તો યંત્રમાં જ લખી દે છે. યંત્રો માં તો આ વધશે પણ આવે વત્સ એટલે જેવું તો આવા ઘણા શબ્દો આવે ધેન પણ આવે. તેમ પણ આવે ઘોડાની જેમ શું ઠેકડા મારે છે. એવું આપણે કહીએ ને તો એ જેમ પણ આવ તો આ બધા ઉપમા વાચક શબ્દો છે. આપણે વગેરે શબ્દને પડતું મૂકીએ. કારણકે આવું જેમાં જેમાં અને આમ સરખામણી કરવાની વાત આવે છે ને એ એનું સરખું છે. તો આ સરખું હોય એ ઉપમા વાચક શબ્દ છે. વગેરેને વગેરે શબ્દો જેમાં આવતા હોય. ઉપમા અલંકાર કહેવાય. અને બીજો અલંકાર લઈએ રૂપક તેમાં પણ ઉપમેય હોય. તેમાં પણ ઉપમાન હોય તેમાં ઉપમા વાચક શબ્દ ના હોય. સાધારણ ધર્મ પણ હોય જ તેમાં તો શું હોય આ બે તો હોય જ રોજ આપણે એને અર્થાલંકારના સાદ્રિક્ય મુલસ પ્રકારમાં ગણીએ. ને એ એનો એટલા માટે છે.

કમળ છે. આ લે લે અથવા તો ચંદ્ર છે. આપણે અને ચંદ્ર કહી દીધું. એટલે આ બેની એકરૂપતા આવી ગઈ. કોની એકરૂપતા બંનેનું મુખ તેની અને આ કમળ ઉપમાનની એકરૂપતા આવી ગઈ. ઘણીવાર આમે લખાય. દમયંતીના મુખ રૂપી કમળ નર ને ગમી ગયું. જોયું અથવા તો દમયંતી નું મુખ મુખરૂપી કમળ નર ને ગમી ગયું. તો રૂપી શબ્દ પણ આવી શકે. રૂપ શબ્દ પણ આવી શકે. તેના મુખ નું કમળ જોયું. મુખ શબ્દ પણ આવી શકે. તેનું મુખ બરાબર કમળ બરાબર શબ્દ પણ આવી શકે. શેમાં રૂપકની વાત કરું છું બરાબર પણ એકરૂપતા આવે છે. મુક્તિ પણ એકરૂપતા આવે છે. રૂપથી પણ એકરૂપતા આવે છે. રૂપી થી પણ એકરૂપતા આવે છે. અને કંઈ વાપરો નહીં. ને તોય એકરૂપતા આવે છે. જ્યાં ઉપમેય અને ઉપમાનની એકરૂપતા આવતી હોય. ત્યાં આગળ રૂપક અલંકાર કહેવાય છે. એક બીજો અલંકાર છે. ઉપેક્ષા ઉત્પ્રેક્ષા કરવી એટલે સંભાવના કરવી. એટલે આપણે એમ કહીએ. દમયંતી નું મુખ જાની કમળ છે. જાણે વાપરીએને ત્યારે આ નિયમ ઉત્પ્રેક્ષા અલંકાર હોય. દમયંતી નું મુખ જાણે કમળ છે. ઉદગાર ચિન્હ લખવું પડે. તો જાણે શબ્દને બદલે ઘણી વખત શકે શબ્દ પણ હોઈ શકે લખે શબ્દ પણ હોઈ શકે. મંદિર વપરાતું હોય છે. મને તો બાકી જાણીને જ પ્રયોજીએ છીએ. પણ શક્ય કે રખે વાપરી હોય. એનો અર્થ આપણને જોઈએ છીએ. એટલે સંભાવના કરી છે અને એ ખબર છે કે આ કમળ નથી પણ જાણે કમળ છે એવું લાગે છે. તો આવી સંભાવના જ્યારે ઉપમેય ઉપમાન હોય. એની સંભાવના કરવામાં આવે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર કહેવાય. ઉપમેય ની ઉપમાન તરીકે ભાવના કરવામાં આવે તેને ત્યારે એને ઉત્પ્રેક્ષા અલંકાર કહેવાય. ઘર જાણે ઊંચું સાબુદ મેં હમણાં કીધું હતું કે અલંકાર છે ને એ આપણી ભાષાના ઘરેણા છે તો એનો અર્થ એમ નહીં કે ના વાપર્યા હોય તો સારું લાગે હું ક્યાં ઘરેણા પહેરું છું. પણ એટલે કે હું સારું નથી લાગતી એવું નથી. પણ એ હકીકત છે. કે ઘરેણા પહેરવાથી વધારે સારા લગાય એ પાછી હકીકત છે. ગાંધીજીની ભાષામાં આવા કઈ ઘરેણા નથી. આવતા સાદી ભાષામાં સીધી વાત હોય પણ છતાંય અસરકારક હોય છે. આપેલી હોય છે. પણ જો અલંકાર વાપરીએ તો બહુ આનંદ આવે કઈ રીતે આનંદ આવે જો આ ઘર જાણે ઊંચું થતું હોય. ને તો ઘરની ઊંચાઈનો આપણને ખ્યાલ આવી જાય ઘર તો ઊંચું છે. એટલે થી ખ્યાલ ના આવે ઘર તો જાણે એટલે સાબુદ જેટલું ઊંચું છે. એટલે આપણે આપણી રીતે વિચાર પામી શકીએ. કે એક કલ્પના પણ લાગે છે. એનું ઊંચાઈનું અને એવું લાગતું હોવાના કારણે આપણને આ કવિતામાં એટલે આ તાદરૂસ બનાવી છે. અલંકારો એક કામ કરે છે. કે એ બધી આપણને તાદરુશ બનાવે છે. તો ઘર ધાણી ઊંચું સાબુદ તો આમાં ઉપનિ કોણ છે. ઘર આ ઉપમેય છે. કોની સાથે સરખાવ્યું

અને આ ઊંચું એટલે કે ઊંચાઈ એ આ એ શું છે. સાધારણ ધર્મ છે. એટલે મેં જો ભાગ પાડે છે. એમાં કેટલા અલંકારો એવા છે. કે જે રાજય મુલક છે. આ બધા ત્રાદશીય મુલક છે જુઓ ઉપમાન રૂપક ઉત્પ્રેક્ષા એક બીજો પણ લઈ લઈએ તમારે શું આવે છે. એને માટે મારે કોર્સ જોવો પડશે. પણ આ તો આવતો જ હોય. વ્યક્તિ દીઠ

એટલા માટે લઉં છુ. કે ઘણીવાર એવું પૂછી શકાય. કે આ આ જે દાખલો છે ને એને ફલન ફલાણા અલંકારમાં ફેરવો આપણને ખબર પડી જાય.

નું મુખ કમળથી સુંદર છે. કમળને પાડી દીધું હેઠે દમયંતી નું મુખ ઉપમેય છે આ કમળ એ ઉપમાન છે. પણ મોટે ભાગે ઉપમાન જ સરસ હોય છે. એને બદલે આપણે દમયંતી નું મુખ હારું છે. કમળ તો બીજા દિવસે કરમાઈ જાય. આ તો એ વૃદ્ધ નહીં થાય ત્યાં સુધી એવું ને એવું રહેશે. એટલે દમયંતી નું મુખ કમળથી સુંદર છે. એમ કહીએ તો એ વ્યક્તિ લેખ અલંકાર થાય. વ્યક્તિ એક અલંકાર બીજી ઘણી રીતે પ્રયોજી શકાય છે. જેમ કે આની અંદર ઉપમાનમાં આપણે કંઈક સળી કરી નાખીએ. તો પણ આ ઉત્તમ ચમ કહેવાય. કેમ કે દમિયનતાના મુખની કંઈ કમળ કહેવાય. કમળની આજુબાજુ તો લીલ છે. કમળ તો કાલ સવારે કરમાઈ જવાનું છે. જો તમે એટલા બધા વાંઢા પડ્યા આની અંદર એટલે જ્યારે ટૂંકમાં ઉપમેયને ઉપમાનથી ઊતરતું સાબિત કરવામાં આવે. અથવા આ ઉપમેયને ઉપમાન કરતાં ચઢિયાતું ગણવામાં આવે ત્યારે વકતી લેખ અલંકાર આવે. શેનો અતિરેક થયો વહાલનો

કમળ જ છે. કોમળ રે બેનું અંગ ચહેરો દામોદર કુશળદાસ બોટાદકર એક એમનું એક સરસ મજાનું કાવ્ય છે. કન્યા વિદાય નું એમાં એક ઠેકાણા કહ્યું છે. કે ધરતીના ને કહીશ. કે તારા ઊંચા નીચાં અંગ એને સમાવી લે જે હો. કારણ કે કમર થકી પણ અંગ છે મારી છોકરીનું અંગ છે. ને બહુ કોમળ છે. એને ધક્કા વાગશે તો નહીં સહન કરી શકે. તો શું કીધું કમળ થકી કોમળ તો દીકરીનું અંગ એ ઉપમેય છે. કમળ છે એ ઉપમાન છે. અને એની કરતા પણ કોમળ કહી દીધું. ઉપમેય એને એટલે એ વ્યક્તિને અલંકાર છે. બીજો અલંકાર છે. અનમય

Hello future

શું કે કેમ છો?

બસ શાંતિ છે. Okay, હવે આજનો આપણો topic છે શાયરી અને ગઝલ હા,

ગઝલ અને શાયરી આ ટૂંક માં કહીએ તો આપડે કવિતા જે પણ છે

અને ગદ્ય અને પદ્ય એ રીતે બે પ્રકાર પડે છે.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 એક પ્રકાર માં આપડે કવિતા જે દોહા છે કે મુક્તક છે કે છંદ છે કે એ બધું આવે અને બીજા પ્રકાર માં આપડે પાઠ આવે, કોઈ ને પત્ર લખતા હોય તો એ પણ આવે

બરોબર હવે આ શાયરી અને ગઝલ છે એ એક ભાષા પુરતું નિમિત છે કે અનેક ભાષા ઓ માં શાયરી અને ગઝલ લખાય છે એટલે હું એવું છું. કે ગુજરાતી હિન્દી માં તો ગઝલાપડે ગઝલ શાયરી ઉર્દુ માં પણ ગઝલ શાયરી તો આપને સાંભળી છે ગુજરાતી માં પણ શાયરી લખાયેલી જ છે આ હિન્દી માં પણ શાયરી લખાયેલી છે આ ઉર્દુ માં પણ આપડે સાંભળેલી છે. મારો પ્રશ્ન એવો છે કે દરેક ભાષા માં શું શાયરી અને ગઝલ લખાય છે કજેમ કે અ અ hebrew છે ભાષા કે શું છે spanish ભાષા માં છે. કે german ભાષા જે શું એમાં પણ લખાય છે ખરા? અચ્છા તમારો પ્રશ્ન એ છે એમાં એવું છે કે જે વસ્તુ માં છંદ છે કે જે શબ્દો માં છંદ છે કે જેના ઉપર વજન છે.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 શબ્દોમાં વજન છે ને કે જેને બોલીએ કે education તો એમાં એક વજન છે કે તમને દેખાય છે કે આ આ જગ્યા એ આ અક્ષર પર વજન રાખી શકો છો બરોબર છે.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 હાલ કે એવું નથી કે અત્યાર ના બધી જગ્યા એ પ્રયોગ નથી કેમ કે બધી જગ્યા એ અલગ અલગ છે અઆપડે english માં જોવા જઈએ તો ત્યાં preaword છે એવા અનેક આપડે. આપડે શેકસ પિયરનાં નાટકો માં એમાં કવિતા ઓં આવે છે બધી જગ્યા એ અલગ અલગ છે પણ ગઝલ એક પ્રકાર છે એમ કવિતા નો poetry નો, તો એ એના પ્રકાર માં એની ભાષા નાં જે poetry ના માં અંદર આવતા હોય જે પ્રકારો હોય એ કરી સકે છે. એટલે ગઝલ શું કેતો હતો આપડે ગુજરાતી માં અપને ગુજરાતી એ અપનાવી લીધી ઉર્દુ અને સૌથી પેલા પારસી માં ને એમાં ચાલુ થઇ,

સૌથી પેલા પારસી થી ચાલુ થયું ને ત્યાર બાદ ઉર્દુ અને ઉર્દુ એ એટલે બની કે આપના જે જવાનો જે જતા ફોજી નાં એ ફોજી. આપડે લશ્કર ને લડવા જતા ને ત્યારે આપડે બધી જગ્યા એ થી અલગ અલગ પંજાબી આવે કોઈ મરાઠીઆવે કોઈ ગુજરાતી આવે કોઈ તમિલ આવે કોઈ કરનાળ આવે, Oaky ભારત ની વાત કરો છો? બધી જગ્યા આપડે આ ભારત માં જ જાળી ઉર્દુ છે, હા એટલે એક જ જગ્યા જતા અને ભેગા થતા આપડે અહિયાં શું કે સરહદ પર, તો સરહદ પર એક બીજા ને ભાષા સમજવી અગરી હતી સમજવી અગરી હતી, ત્યારે,

કોઈ પણ ક્ષેત્રે માં તમે જાઓ કે કોઈ પણ એક union છે એક સંગઠન છે કે તો સંગઠનો હોય તો એના માટે કોઈ એક વસ્તુ એવી હોવી જોઈએ કે જે બધા માં સમાન હોય એટલે, હા એમજ હા, જેમ કે ઘઉં ની ઘણી company માં આપને જોઈએ છે અંગ્રેજી જી છે તો ત્યારે convince કરવા માટે અંગ્રેજી ભાષા નો ઉપયોગ થાય છે અત્યાર માં તો,

અંગ્રેજી ભાષા બેં વાત કરી શકે એક બીજા સાથે એવી રીતે જ આ બનાવેલી નથી આ એકબીજા ને વાત કરતા કરતા બની છે.

ઓકે વાત કરતા કરતા ભાષા બની અચ્છા. આ પંજાબી વાળો એની પોતાની પંજાબી ભૂલી ગયો પંજાબી એ નથી બોલતો કે ગુજરાતી વાળો proper ગુજરાતી નથી બોલતો કે મરાઠી વાળો proper મરાઠી નથી બોલતો એ બધા ભેગા થઇ સંકળાઈ ને એક ભાષા બનાવી ઓકે મને થોડું એવું લાગી રહ્યું કે થોડા આપડે topic ભટકી ગયા આહ આપડે થોડાક ભાષા ઉપર થી આપડે ભટકી નથી ગયા કેમ કે topic માંથી આ topic નીકળ્યો ભાષા તો છે જ ભાષા તો, ભારત દેશ છે સાંપ્રદાયિક છે તો અલગ અલગ ભાષા જેની અલગ અલગ મજા છે અ માંરુ મૂળ કેવા મતલબ એ છે કે કવિતા ઓ છે છંદ તમે કીધું ગધ્ય કીધું.